મને કે કે તું શું લઈશ ને હમણાં બધા sir મળેલા મને.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 હું મમ્મી સાથે દવાખાને ગઈ તી ને તો ત્યાં સામે જ tuition classes છે ત્યાં sir અ class લેવા આવેલા ત્યાં મને મળેલા. અચ્છા એવું એમ ને.

okay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 હા હા કદાચ સાથે હોઈએ ખબર નહીં હવે. હા એ તો હવે આગળ જે આપડા percentage આવે એની ઉપર આધાર. result આવે એટલે call કરજો. okay વાંધો નહીં result આવે એટલે તમને જણાવું ને મને ભૂલાય જાય તો તમે મને જણાવજો.

okay સારું.

hello hi મારું નામ ધર્મિષ્ઠા છે અને આજે હું વાત કરીશ my sister મતલબ મારી બેન મારે બેન અને મારી story તારી બેન ખૂબ જ બહુ નાકચરી હતી મારી મારી અને મારા બેન ની પહેલા ખૂબ જ બનતી જ નહીં હતી એટલે અમે એકબીજાના એટલા દુશ્મન હતા કે પૂછો નહીં કે અમે લોકો એકબીજાથી વાત ભી નહીં કરતા લગ્ન પહેલાંની વાત છે આ એવું કંઈ પણ કરું હું મમ્મીને complain કર નાખતી હતી અમે બહુ લડતા તા બહુ જ બહુ જ અમારે એકબીજાના દુશ્મન કે અમે એકબીજાને સકલ પણ જોવા નહીં માંગતા હતા એટલે દુશ્મની હતી અમે કટ્ટર દુશ્મન હતા એકબીજાના પણ ખબર નથી પડી કે લગ્ન પછી શું થયું કે મારી બેન મારી best friend બની ગઈ હું ખબર નહિ પડી કે મારી બેનના સિવાય મારી સવાર જ નહીં થતી સવારે ઉઠતા અને મારી બહેનને જ્યાં સુધી કરી દીધા આજે કાલે કાલે આ શું થયું અત્યાર સુધી મારા દિલમાં શાંતિ નહીં આવતી એનો ચહેરો જોઈને મારામાં ખુશી છલકતી હતી અમે લોકો shopping સાથે જઈએ હોટલમાં જમવા સાથે જઈએ એના છોકરાઓ મારા છોકરા ઓબધા અમે સાથે game રમીએ અને મારી બેન મારા દિલથી આટલા આટલા કરીબ હશે એ મારે ખબર નહિ હતી પહેલા મને કેમ કે અમે પહેલા એટલા દુશ્મન હતા એકબીજાના કે પૂછો નહીં વાત કે અમે એકબીજાને વાતો બિલકુલ માનતા નહીં હતા એકબીજાને મારતા હતા એકબીજાથી નફરત કરતા હતા ને મમ્મી પપ્પાને complain કર્યા કરતા હતા કે મમ્મી અને જો આવું કર્યું મમ્મી જો આમ નથી કરતી મમ્મી એમ કરે છે મમ્મી ત્યાં જાય છે મમ્મી પેલી થી વાત કરી તી આવી રીતે અમે આખો દિવસ મમ્મીને complain કરતા હતા અને એક નજર મને ગમતી ન હતી એટલે ભયંકર દુશ્મન હતી મારી બેન મારા સાથે કોણે ધીરે ધીરે વક્ત બદલી ગયો અને જેમ ઉંમર થઈ તેમ સમજમાં આવ્યું કે બેન આપણા માટે શું કહેવાય આપણે બેન માટે શું કહેવાય આટલા મતલબ આ રિસ્તા નો એહેમ મને આજે ખબર પડે છે ત્યારે જઈને મેં કીધું તમારી સાથે વાત કરું કે આ બેન એવી વસ્તુ છે કે જેનાથી આપણે બધી વાતો share કરી શકીએ બધી problem solution અને help અને help આપી પણ શકીએ ત્યારે એ help હોય તો સૌથી પહેલા હું ઉભી રહું ને જ્યારે મેં help આવતી સૌથી પહેલા એ એકબીજાને કીધા પહેલા જ પોત અમે એકબીજાની વાતો સમજી જઈએ છે એ એ મારા કપડાં પહેરે મેં એના કપડાં પેરુ એને ગમે એ લઈ જાય મારા પાસે મને ગમે એ એના ઘરે લઈ જાય અમે લોકો પાસે પણ ફરવા જઇએ તે એકલા એકલા અમારા husband સાથે ફરવા જઇએ તો અમન સૌથી પહેલા એનો જ ખયાલ આવે કે એને લઈને અહીંયા જઈશ એને લઈને આમ કરીશ એવું જ mind માં બેસી જાય છે કે એના એને ખુશ રાખીએ એને એની ખુશીમાં મારી ખુશી છે એમ કે એનાથી વાત નથી કરતી ને સવારે ઊઠીને તો દિલમાં શાંતિ સુકુન જ નથી મળતો. આજે સવાર નહીં થઈ મન બેચેન થઈ જાય છે કે આજે મારી બેન કેમ મારો ફોન નથી ઉપાડતી એટલો ગુસ્સો આવે કે આજે કેમ મારી બેન મારા સાથે વાત નથી કરતી કે આજે કેમ આવું કરે છે કરીને એમ કેમ મન નો શાંતિ જ નહીં મળે આજે મારે બેન જા વાત તો મનમાં શાંતિ એક રીતની અશાંતિ થઈ જાય એવી રીતના અને જાર સુધી બહેનને માર જોડે વાત કરી લઉં એક બે કલાક સુધી ત્યાં સુધી મનને શાંતિ નથી મળતી અને બધી જ સૌથી પહેલા કોઈ પણ વાત થાય એવું થાય કે મેં અને મારી બહેનને સૌથી પહેલા હું કહી દઉં એને હેરાન પણ કરું એની ટાંગ પણ ખીચું એક વાર એને birthday party હતી મારી બેનની પણ એને નહિ ખબર હતી કે birthday છે birthday party છે મતલબ તો અમે લોકો મમ્મી હું મારો ભાઈ મારી બીજી બહેનો જીજાજી બધા અમે લોકો ગયા હતા એના ઘરે પણ એને નહીં કીધું કે birthday અમે બધા હાથમાં balloon gift copings બહુ બધું એના rebin બધું લઈને ગયા હતા decoration નો સામાન પણ લઈ ગયા સાથે અને કેક gift અમે સામેથી લઈ ગયેલા હતા અને એને surprise અમે એના ઘરે અમે shopping કરવા બહાર ગયેલી હતી એના ઘરના અંદર છુપાઈ ગયા હતા અચાનકથી એ આવી

કે એના આંખમાં આંસુ છલકાઈ પડ્યા હતા અમને બધાને એવી રીતના જોઈને કે અમે એની birthday બનાવવા માટે આવી રીતના ત્યાં પહોંચી ગયા એટલે એને ભાવુક થઈ ગયેલી હતી એ મારી બેન એ દ્રશ્ય

સૌથી important તો એ જ મને આપી છે મને કે અને પછી એને birthday party dance કર્યું બધું એને કેક વેક મોઢા પર લગાવ્યો અને મેં special એક gift બનાવેલું હતું એના માટે બહુ ભયંકર હતું એના માટે તો એને બહુ બધા વિડીયો બનાવ્યા હતા gift પર કે એને મેં એના gift ખાલી black color નો દુપટ્ટો એક નાના box માં pack કરેલું પણ એને પછી બીજા box માં pack કરેલું એના મેં એના અંદર મેં નાખ્યા હતા બટાકા અને પછી બીજ એને એના એને મેં બીજા કર્યું હતું એના મમ્મી નાખ્યા હતા પથ્થર હા માં કરેલું પણ એને પછી બીજા પેક કરેલું એના મેં એના અંદર મેં નાખ્યા હતા બટાકા અને પછી બીજ એને એના એને મેં બીજા કર્યું હતું એના મમ્મી નાખ્યા હતા પથ્થર હા બધા કે આજે આ પથ્થર કોઈ gift મા આપે કોઈ બટાકા gift મા આપે કાગળના ડૂચા gift મા આપે એટલો હસીને એટલું મજા આવતી તી ને કે પૂછો નહીં વાત અને મારા ભાઈએ એને gift મા કપ આપેલો હતો એવી રીતના બહુ મજા આવી કે પછી એને એને પણ મારી birthday બનાવવાની try કરી પણ મારા ઘરમાં problem હતી એટલે હું પછી હું birthday નહીં બનાવી શકી પણ એને એનાથી એનાથી વાત કરીએ તો દિલ શાંત થઈ જાય કે આપણે બેન હોય ને એનાથી આપણે બધી વાતો share કરી શકીએ કે બધી વાતો કહી શકીએ કોઈપણ મને કેવી પણ રીતની વાત હોય કે બધી બહેનોને કરાય એક બેન એક તરીકેની friend જ છે આપણે કે friend સાથે હરી ફરી શકીએ બધે જઈ શકીએ કોઈ રોકટોક નહીં કઈ રીતની problem એવી રીતના અમે કરીએ એવી રીતના એટલે મારી બેનની અને મારી એટલી બધી picture અમે click કરી અમે ત્યાં ખૂબ જ ફરવા ગયા હતા અમે ગોપી તળાવ ફરવા ગયા હતા ત્યાં નાહ્યા બહુ જ મજા આવી એના પર બહુ જ પાણી ઉડાવ્યું હતું મારી બેન ઉપર ભીની કર નાખેલી એને મને ઊંચકી ઊંચકીને પાણીમાં ફેંકી દીધેલી હતી એટલી બધી મસ્તી કરી હતી અને એના કપડાં પણ છુપાવી દઉં કેટલી વાર એને ડરાવો ત્યાં જઈને આમ થઈ ગયું આજે આવું થઈ ગયું છે એ ડરી જાય એટલી મસ્તી કરું એના સાથે તે ક્યારે એનાથી વાત કરતા કરતા ટાઈમ વીતી જાય idea આવતો નથી કઈ આવતો નથી એવી રીતના એટલે બહુ મજા મારી life બેન મારી બેન જ મદદ છે બહુ બધા છે life માં મારી બહેન ની ખાસ કઈ અલગ જગ્યા છે બધાને એમ બધાને દિલમાં હોય એમ પણ મારે માટે મારી બેન એ વધારે important છે એવી રીતનું છે મારી વાત કહેવાની એ બધાને life મા હોય તો એ હારી હોય કોઈ એ હોય કે કોઈ ભાઈનું બનતું નથી એને ભી એને ભી મારાથી એટલું જ પ્રેમ છે મને એટલું છે કે માણસ માને જેટલું મને જેટલું એનાથી પ્રેમ છે એટલું જ મારે એના મને એનાથી પ્રેમ છે અને તો એક incidence એવું થયું હતું કે મેં એના માટે એ મારા માટે gift લાવી હતી

પછી મેં એનાથી બે દિવસ સુધી એ વાત પર જ્યાં સુધી એ change કરાવીને કેમ કે sunday હતો બીજા દિવસે અને એના પછી તો sunday દુકાન બંધ હતી જ્યાં સુધી monday દુકાન ખોલી કપડાના લઈ આવે

કે યાદ આવે કે નાની નાની ગલતીઓ કેમ આપણે આઠ મતલબ વિચારે આવી રીતના એવી થઈ હતી એટલે વો I love my બેન sister મેં મારી બહેનથી બહુ પ્યાર કરું છું બધા જ આપણે બેન તે પ્યાર કરતા હોઈએ છીએ પણ અમુક અમુક રીત ના અમુક વાર ખરાબ થઈ જાય પહેલા મારી બેન અને મારા વચ્ચે આવું હતું નહીં મારી બેન ને મારા વચ્ચે બો miss understanding હતી પણ ખબર નહીં કે અમને રીસ્તાની અહેમિયત સમજમાં આવી ગઈ કે બેનથી મોટો રિશ્તો ખાશો હોય નહીં કે મમ્મી મમ્મી પપ્પા હોય મમ્મી પપ્પા કે આપણે બધી વાતો share કરી શકતા નથી અને ભાઈથી પણ નહીં કરાય પણ બેન જ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણે બધી વાતો share કરી શકીએ એવી રીતે એટલે આ હાર મતલબ ભગવાને એક રસ્તો એવો બનાવ્યો છે કે આપણે જેનાથી કે આપણે જેનાથી દિલથી બધી વાતો કરી શકીએ અને કોઈને objection ભી નહીં હોય કે બહેનથી વાતો કરીએ છે તો એમને problem પણ નહીં આવે એવી રીતનું છે હા મારા જીજાજી અને husband મારાથી બહુ જ છે કેમ કે અમે એકબીજાની જાતે વાતો કર્યા કરીએ છીએ અમે આખો જાર સુધી એકબીજાથી વાતો નહીં કરીએ ત્યારથી દિવસના જાગે એવી રીતનું એટલે એ લોકો આમાંથી બહુ જ ફીરે? અમારે જેમ જ કે તમે લોકો ફોન બંધ કરી નાખો તમે તો કામ કરી નાખો આખો દિવસ ફોનથી ફોન જ વાતો કર્યા કરો છો એવી રીતના ટોકટોક કર્યા કરતા હોય પણ અમે કોઈનો સાંભળતા જ નથી કેમકે બહેનથી વાત કરીને એટલું મનને સંતુષ્ટી મળે કે બીજી કોઈ વસ્તુમાં મળતું નથી અને હું મારા બહેનથી બહુ જ પ્રેમ કરું છું એટલે માં અને બધાએ બધી sister કરતા હોય છે એમ તો મારી પાંચ બેન છે એક એક સૌથી મોટી છે એનાથી મારી એટલી બનતી નથી કેમકે ઉમરમાં મોટા છે ને ખાસ્સા

અને ત્રીજા નંબરની sister છે એ તો એમના બહુ busy છે અને જે અમે વાત કરું છું એ મારા ચોથા નંબરની sister અને હું પાંચમી આ ચોથા નંબરની એ મારા સૌથી દિલની છે હા એ ખા સૌથી દિલના કરીબ છે મારા પિયરમાં અને મારી life મા પણ કેમ કે બેન બેનનું importance ત્યારે સમજી શકીએ

કેમકે મને લડવાનું ગમતું નથી અને મારી બેન પોચી પડી જાઉં છું મેં મેં કસે પણ કોઈને જવાબ આપવાનો હોય તો આપી નથી શકતી પણ મારી બેન મારા કવચ બનીને મારા આગળ ઉભી રહે છે સામે સામે વાળા થી લડવા માટે તૈયાર છે બધી રીતે મને support કરે મારો care કરે હું માદી થાવ તો મને ટિફિન મોકલાવે મને દવાખાને લઈ જાય મને admit કરેલી હતી મારા આગળથી હલી નહિ હતી મારા પાસે જ રહી હતી આખો મારી બહુ જ સેવા કરી હતી મારી બેને અને મારી બેનને પર મારી જ્યારે મારે જ્યારે બાબો આવ્યો હતો એને પણ મારા સાથે બાબો આવ્યો હતો. અમે બે એક જ સાથે એક જ હોસ્પિટલમાં બાજુ બાજુમાં ઊંઘેલા હતા એટલો એ હોસ્પિટલ અને મમ્મીના ઘરે આરામ એના પછી એક જ સાથે બે બે બાબો સાથે કઈ અલગ જ એ દિવસો હતા કે અમે બેઉ એ એક જ એક જ વસ્તુ આવી રીતના સાથે કરી હતી અને મમ્મીના તા રહ્યા હોસ્પિટલમાં દેવના બાબો એક સાથે ઊંઘ્યા હતા અને બે ઓ બેઉ ની life માં એક સાથે એક જ ખુશી આવી હતી એટલે એમને એ વાત ભુલાતી જ નથી અમે એવી રીતનો planning કર્યું હતું અને

મારા છોકરાઓને સાચવે પણ અને મને ખવડાવીને પછી એના ઘરે જ હતી એટલે આટલું ધ્યાન રાખતી એટલો care કરે અમે લોકો મેળામાં પણ સાથે ગયેલા હતા બધે ગયા હતા અમે બો photo shoot કર્યા બોવજ અમે tiktok પર વીડિયો પણ બનાવ્યા હતા lockdown માં કે lockdown માં પોલીસ વાળા ભી થાકી ગયા તા અમારાથી કે બસ કરો હવે તો ઘરે જાવ એમ કરીને

મતલબ મારી બેન મારા માટે આટલી જરૂરી છે એ રીતનું અને હું મારી બહેનને એટલી જ ખુશી માંગુ છું ભગવાન દુનિયાની બધી ખુશી મારા એને મારી બહેનને મળે અને ભગવાન એની સહેદ પોહેદ હારી રાખે અને મારી બેનને ખૂબ જ આશીર્વાદ દે ભગવાનનો એના પર અને મારી અને મારી બહેનને દોસ્તી અને પ્યાર આવી રીતના જ થમ અમારા સાથે અમે એકબીજા સાથે આવી રીતના જ હળી મળીને રહીએ એવી મારી વાત છે અને બીજું બધાને કેઓ કે એકવાર પોતાની બહેનને પોતાના સમજીને બધી વાત કરો અને પોતાના બેનને આપણે પોતાની બધી feelings સમજાવો તો બધાને

આજનો મારો topic છે નાથુલા વોર ninety sixty nine ચાઈના ચીન ના સૈન્યને જયારે ભારતીય જવાનોએ ધોબી પછાડ જેવો પરાજય આપ્યો. એક વખત બન્યું એવું ઓગણીસો સાઈઠ ના દસકા ની શરૂઆતએ એક પર્યટક અમેરિકન દંપતીએ તાજમહાલ જોવા માટે આગ્રા ની મુલાકાત લીધી. તાજમહાલ ની નજીકમાં જ આવેલી આજે Five Star તરીકે વર્ગીકૃત થયેલી હોટેલ ક્લાર્ક સીજાર મા રોકાણ કર્યું. એક ભારતીય લશ્કર officer પણ ત્યારે એ હોટલમાં રોકાયા હતા, આકસ્મિક યોગે અમેરીકન દંપતીએ બ્રિગેડીયર ની પાયરી ના ભારતીય officer ને જોયા. ત્યારે ચહેરો પરિચિત લાગ્યો, અગાઉ ક્યાં જોયેલા? તે યાદ ન આવ્યું દેશ-વિદેશ મા ફરવાના શોખીન પતિ-પત્નિએ કેટલાક મહિના અગાઉ પોર્ટુગલ નો પ્રવાસ કર્યો હતો અને તે દેશ ના પાટનગર લીસબન્ડમાં ફર્યા હતા લીસબન્ડમાં અહીત્ય દીવાલો પર અને ભીત પર Wanted ની સુચના વાડા પોસ્ટરો ચીપકાવ્યા હતા.

આગ્રા ની હોટલ મા અમેરીકન પતિ-પત્ની એ જ ભારતીય officer ને પ્રત્યક્ષ દીઠા તેથી અસાધારણ પ્રકારના યોગા નું યોગ લીધે આશ્ચર્ય થવું સ્વાભિ સ્વાભાવિક હતું બ્રિગેડીયર સાથે તેમને વાર્તાલાપ નો તંતુ જોડયો અને લીસબન્ડમાં પોતાને થયેલ અનુભવ વર્ણવ્યો. officer દંપતિની વાત જાણ્યા પછી આશ્ચર્ય ન થયું, તે પણ સ્વાભાવિક હતું, કેમ કે પોર્ટુગલ ની સરકારે તેમના મસ્તક ની કિમત આકી પણ તેઓ જાણતા હતા. પોર્ટુગલ ના તે વખત ના તુમાખી તર્મુખીયા એન્ટોનિયો કાલાજાર ની આંખ ના તાણાંની જેમ સૂચેલા એ ફૌજી officer નું નામ. બ્રિગેડીયર સદત સિંહ હતું પોર્ટુગલ સદીયોથી ભારતના ગોવા દમણ અને દીવ ઉપરાંત પણ ગુજરાત મા ચારસો નેવું ચોરસ કિલોમીટર દાદરા અને નગરહવેલી પર હુકુમત ચલાવી રહ્યું હતું. શરૂઆત મા પોર્ટુગીજોએ ગોવા ના તટીય પ્રદેશ હસ્તગત કર્યા હતા અહી નકશા મા તે ઘેરો રંગ દર્શાવ્યો છે. અઢાર મી સદી મા તેમણે સાત બીજા તાલુકાઓ પર કબજો સ્થાપ્યો નકશામાં ઓછો રંગ પોર્ટુગીઝ ભાષા અનુસાર નોવાસ અંગ્રેજી મુજબ મુકોઇપ કહેવાતા તે પ્રદેશો માં બીચોલી સહકારી વગેરેનો સમાવેશ થતો ગોવા ના કાંઠા નજીકનો અંજદીપ ટાપુ પણ તેના કબજા મા હતો. ઈસવીસન પંદર સો દશ મા સામ્રાજ્યવાદ નો પ્રારંભ તેને ગોવા મા કર્યો. ઓગણીસો સુડતાલીસ મા ભારત આઝાદ. તે પછી એ ત્રણ હજાર છસો પાંત્રીસ ચોરસ કિલોમીટર ના ગોવા મા પોર્ટુગીઝ રાષ્ટ્રધ્વજ ફરકતો હતો સ્વતંત્રા માટે સત્યાગ્રહ ચલાવતું ભારતીય જૂથ ઓગસ્ટ પંદર ઓગણીસો પંચાવન રોજ ગોવા મા પ્રવેશ્યા ત્યારે પોલીસે ગોળીબાર ચલાવ્યો, કેટલાક ભારતીયો એ તે Firing મા જાન ગુમાવી એક Passenger સ્ટીમર પર પોર્ટુગીઝો કિનારા પરથી નિશાન તાક્યું અને સ્ટીમર પર ના Engineer નું મોત નીપજ્યું. ત્યારે પોર્ટુગીઝો સામે સશસ્ત્ર પગલું ભરવા નહેરુ સરકાર પર ચોતરફી થી દબાણ આવ્યુ. સરકારે લશ્કર ને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સુચના આપી જુલાઈ ચૌદ ઓગણીસો ઓગણીસ ના દિવસે રાજસ્થાન ના બિકાનેર માં ઠાકોર બ્રિજપાલ સિંહ ને ત્યાં જન્મેલા સદતસિંહ રાઠોડને લશ્કરી કારકિર્દી અપાવના તરફનું માનસિક જોગ વરસા માં મળ્યુ હતું પિતા બ્રિજપાલ સિંહ રજવાડી બિકાનેરના પ્રખ્યાત તેમજ તોપ ઊંટ લશ્કર દળમાં હતા અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તે ફૌજ સૈનિક તરીકે નેતેપોટમાં લડ્યા હતા. બીજા વિશ્વયુદ્ધનો ભડકો સળગિયા ના થોડા દિવસ પછી સદતસિંહ Indian Military Academy જોડાયા ઓગણીસો એકતાલીસમા પાસ થનાર અને બિકાનેર રાજ્યના લશ્કરમાં પિતા ની જેમ ફૌજી બની, સ્વતંત્રતા બાદ ભારતીય લશ્કરમાં ઉપરાઉપરી વધતી ઓ પામી અને બ્રિગેડિયર નું હોદ્દો મળ્યો હતો. સપ્ટેબર ઓગણીસો એકસઠ માં તેમને આગ્રા ખાતેની પચાસ બ્રિજ ચાર્જ સોપવામાં આવ્યો પ્રગટસિંહ તે નિમણૂક લશ્કરી ધારા ધોરણ મુજબ અજુગ્તી જણાઈ તેવી હતી વિમાનમાંથી પેરા શુટ વડે કુદી પડવાનો તેમના અનુભવ ન હતો બ્રિગેડિયર પોતે Sky jump નો મહાવરો લીધો ન હતો તો પારાના સૈનિકો તેને માનભરી દ્રષ્ટિએ ન જુએ અમુક ફરમાન સામે તેમની વળતી અને ક્યારેક જુદ પૂર્ણ દલીલ બ્રિગેડિયર અને શોભમાં મૂકી દે કમાન્ડિંગ officer નો તેના સૈનિક પર કમાન્ડિંગ પ્રભાવ હોવો જોઈએ એટલે સદત સિંહએ Sky jump નો જાત અનુભવ કરવો જરૂરી હતો. અને તે કાર્યવાહીમાં તેમનું કૌશલ્ય બ્રિગેડના સૈનિક કરતા ચઢિયાતું હોવું પણ અવશ્યક સદતસિંહ ની વય ત્યારે ચાલીસ વર્ષ હતી. ભર જુવાનીનુ કાળ વિતી ચૂક્યો હતો. સાહસિકતાનો આનુવંશિક ગુણ તેમના રાઠોડ પરિવારમાં ચાલ્યો આવતો હોવાને લીધે મનોબળ હજી દૂધમલ હતો. વિમાનમાંથી પ્રતિદિન દરરોજ એક વખત અને ક્યારેક બે વખત પહેરીશુટ વડે Sky jump લગાવવાનો ક્રમ તેમને રાખ્યો લશ્કર તળપદા પારિભાષિક શબ્દ મુજબ બહુ જ ટૂંકા ગાળામાં વિગ મેળવ્યાનો પૂરો યોગ્યતા વાળો પ્રેરકૃત બનાવ્યો રેકોર્ડ તેમને અપાવ્યો નોંધપાત્ર મોઢ આપતી ઘટના નવેમ્બર ઓગણત્રીસ ઓગણીસો એકસઠ ના રોજ બની સદતસિંહ જી ને મેજર જરનલ ડી. કે. પલિતનો ફોન કોલ આવ્યો. હુલામણા નામે મોન્ટી તરીકે સંબોધિત ફોન કોલ આવ્યો.

સૂચના મળી કે ગોવાનો મુક્તિ સંગ્રામ લશ્કરી દળે શરૂ કરવાનું હતું અને તેમની પચાસ પારા બ્રિજેટના સશસ્ત્ર છત્રીસ સૈનિકો એ પેરાસુટ વડે ગોવામાં ઉતરાણ કરવાનું હતું ગોવા પુષ્કળ નદી નાળાઓનું પ્રદેશ માટે રણ ગાડીઓ વડે સારું કરવામાં મુશ્કેલી હતી આગ્રાથી બ્રિગેડિય સદત સિંહ અને તેમના સૈનિકો ગોવાની સરહદ પાસે આવેલા બેલગામ પહુચ્યા. તારીખ ડીસેમ્બર છ ઓગણીસો એકસઠ ઉત્તરેથી હુમલો કરવાની સૂચના તેમને મળી હતી ત્યારે સદન કમાંડના સેનાપતિ લેફ્ટનન્ટ જનરલ જે એન ચૌધરી બે ડિવિઝનો પૂર્વથી ગોવામાં દાખલ થવાનું પોર્ટુગીઝોનું શાસન ખતમ કરી ગોવા ને સ્વતંત્ર બનાવવાના સેનિક અભિયાનનું નામ Operation વિજય રાખવામાં આવ્યું હતું. Operation શરૂ થાય તે પહેલા બ્રિગેડિયર સદતસિંહ વારાફરતી દેખ-ખાચાઓ મળી ઉપરના સ્તરે નિર્ણય લેવાયો કે વિમાન દ્વારા છત્રીસ સૈનિકોને ગોવામાં ઉતારવા નહીં ધારી શકાતું કારણ વિમાનના એન્જિનન ઘરેદટી પોર્ટુગીઝો ને તરકરી દીધી બ્રિગેડિયર મુશ્કેલીમાં ઓલ ઇન્ડિયા રેડિયો વધારે કર્યું તે બીજો આંચકો હતો આગલી રાતે તેના સમાચારમાં અચળ રીતે જણાવાયું કે ભારતીય લશ્કર ગોવા તરફ

આશરે છ લાખ વતનીને જુસ્સો વધરવા ઉપદેશે પ્રસારિત કરાયા હશે પરંતુ તે સમાચાર Operation વિજયમાં Surprise તત્વ મિટાવી દીધું રણનીતિ ના ખેલંદા સંગ સંગત પૂર્વ થી સર્જન કમાંડ ના સેનાપતિ જે એન ચૌધરી division ગોવામાં પ્રવેશે એની રાહ જોયા વગર તરત જ હુમલો શરૂ કરી દીધો. પોર્ટુગીઝ ના ગ્રાફેલ સિટીમાં રહ્યા પ્રતિકારો કર્યો પણ ભારતીય બ્રિગેડના ફસાયેલા પેરાપુર્ત તેને પહોંચી વળિયા એક પછી એક ચોંકી નું ભંગ કરતી

લક્ષાંક તરીકે રાજધાની પણજી મા તેનો પ્રવેશ કર્યો. પોર્ટુગીઝ શાસન નું હાદ પણજી હતું જોતજોતામાં ભારતીય સૈનિકો ને ત્યાં સુધી નો પેસારો થયો એટલે ગોવા મા ચારસો પચાસ વર્ષ લાંબા પોર્ટુગીઝ શાસન પતન નિશ્ચિત બન્યું ચૌદસો અઠ્ઠામુ મા વસ્ગોદ ગામા પગલે hello

કેમ છે ભૂમિ? મજામાં તું બોલ જમી લીધું તે

ભારતીય સંસ્કૃતિ ભારતીય સમાજ માં પેઢી દર પેઢી હસ્તાન તરીકે થઈ જીવનશાલી સંસ્કૃતિ અંગ્રેજી શબ્દ કલ્ચર દ્યૂદ્યૂ ખેડા એવો અર્થ તરવ્યો છે ભારતમાં કલ્ચરના પ્રારયારૂપે સંકૃતિ શબ્દ